આણદથી આવી છું બે દિવસ થયા હવે. હા અહિયાં તો હું રોકાઇશ ને હજી મહિનો બે મહિના. તારો phone number ગાયબ થઇ ગયો હતો તું કે છે તો. મને તો યાદ હતું may be તું હવે office માં અને એમાં busy હોય એટલે. કઈ નહિ તો બધા friend circle ભેગા થઈને આપણે મળીએ. બસ આપણે તો જલસા job માં બી માજા હમ હમ office work. office work માં અત્યારે છે starting માં છે પંદર હજાર. હમ ના distance walking distance છે હા તો આવી જા તું भी મારા ઘરે રહેજે. અરે friend છે બેન જેવી. મમ્મી તો બીજી છોકરી મમ્મીની મમ્મી થોડી ના પાડે તો પછી. બોલ બીજું શું ચાલે છે? ક્યાં આગળ અમદાવાદ?

time લઈને હા ચોક્કસ બીજા બધા શું કરે છે? પેલી પૂજા બધા હતા ને આપણી જોડે અખ્તરભાઈ માજામાં બધા ત્યાંજ job કરે છે સાથે જ? તો બધાને call કરીને બોલાવી લો આપણે river front અને અહીંયા અટલ bridge અટલ bridge થયો છે ને હા ત્યાં આગળ અટલ bridge માં બી આપણે ફરી આવીશું. અટલ bridge માં ખબર જ નહિ. મને શું મળે છે? મેં જોયું જ નહીં હજુ સુધી. તું જઈ આવી?

half hour ના ત્રીસ રૂપિયા

ના public વધારે હતી. એમાં શું જેટલી public જવી જોઈએ એના થી દોઢી public હતી. સમાર કામ તો may be થયું હતું પણ એમનું checking નહતું કર્યું એવું હતું. એ ના એવું નહિ એમાં ઝુલતા મિનારામાં હા બરાબર અહીંયા ઝુલતા મિનારામાં છેને ત્રણ હજાર public ની હા ત્યાં security છે પણ ત્રણ હજાર public ની જગ્યાએ અત્યારે આ જે ઝુલતા મિનારાનું થયું તે પછી government may be એક હજાર કે દોઢ હજાર હા ત્રણ હજાર છે હા પણ may be એમને એક હજાર કે દોઢ હજાર જેટલી public ને ticket ની મંજૂરી આપી છે. હા અત્યારે તો ત્યાં public હા અત્યારે તો છે મારી friend ત્યાં જઈને આવી તો કીધું હતું ice cream ની દુકાનને એક જ ice cream દુકાન જ છે બીજું કઈ નથી ત્યાં હા એતો એ જ ને ત્યાં આગળ lighting ને બધું જ છે હો. હમ night માં મજા બી આવેને અને ત્યાં આગળ હા photo photoshoot બી સારું છે આપણે બધા ભેગા થઈ ને photoshoot બી કરાઈએ ને તો બી સારું પણ જઈએ જઈએ ત્યાં મજા આવશે ત્યાં આખો દિવસ એમ બી પસાર થઈ જાય એવો છે જેવું નદીમાં જવાનું થાયને એટલે આપણને બીક લાગે નહિ?

swimming મને નહિ આવડતું swimming શીખવા જેવું છે નહિ પણ?

ખબર છે નદીના જે વેરા હોય ને દરેક આમતો જોકે city ની વચ્ચેના હોય પણ society હોય અમુક center એ વેરા હોય ગટરનું પાણી જાય જતું હોય એમ અમારે ત્યાં છે ને નેર હોય એને નેર કહે અને નેરમાં છે ને અમારે ચોખું પાણી વેહતું પાણી હોય ખેતરમાં જતું હોય ને એ બધું. ગટરના ને એવા પાણી. તે નેરમાં પડે બધા જેને તરવું હોય ને એ એ કેવું આપણા ખાલી ખભા સુધીનું જ પાણી હોય. એમાં કઈ આપણે ડૂબી જઈએ એવું ના હોય અને આ તો આપણે તો swimming pool માં જવું પડે પછી શીખવું હોય તો. હા swimming pool કા તો અહીંયા આવે છે ને water નું શીખવાડે છે આપણને પણ એ રીતના swimming pool હોય જ્યાં તમને શીખવાડે swimming. જયારે આમરે ત્યાં ગામડામાં છે ને નેરમાં શીખે બધા. free માં ઘણા સાતતાર હોય એમાં બી ઘણી રીતે હા મારા પપ્પા એવી રીતે જ શીખ્યા હતા હમ નાં મારા પપ્પા શીખ્યા હતા. સાત હોય એમાં મારા પપ્પા ચાર કે પાચ તાર શીખ્યા છે હા એમાં બી અલગ અલગ હોય પણ મજા આવે હા આવી રીતે કઈ બી હોય તો આપણે આપણો તો બચાવ કરી શકીએ

હા પછી આપણે ભલે ને pool માં જઈએ કે ગમે ત્યાં પડીએ. પાડીએ તોય આપણે શું તરી ને બે જણને બાર તો કાઢીએ

બસ મજામાં મારા મમ્મી પપ્પા તો. પપ્પાની તો health એમ બી ઠીક ઠીક ચાલે. ઠીક છે હમણાં જ operation થયું પણ સારું છે અત્યારે હમ આવ ને તું ઘરે આપણે ઘરે party કરીએ. એટલે family માં કે તારા marriage fix કર્યા family માં marriage function હજુ તો વાર કરશે એટલે તને પહેલું invitation આપીશ ને તો એક week પહેલા અવાજે તો હમ અત્યારે એમ બી થોડીક મસ્તી મજા હમ એમ થોડીક પૈસા તો અત્યારે salary આવે છે તો થોડી ભેગી થાય ને

હા એ બરાબર નઈ? પણ હમણા તારે family function માં તે નહતું shopping કરી તારી?

એવું છે કઈ વાંધો નહિ તારે કપડાની જરૂર હોય તો કહેજે મને shopping ના કરવી હોય તો તો બધા friend circle ને phone કરજે તો સાંજે કરીએ આપણે conference માં લઈને અહીંયા તો શતાબ્દી હા શતાબ્દી મોહત્સવમાં તો જઈશું આપણે first તારીખ પછી પણ અહીંયા river front ને એતો જઈને આપણે તું તારી job ની રજા પાડતી હોય તો આબુ અંબાજીને એમ ફરી આવીએ.

મજા આવશે આબુ અંબાજી તો may be આપણે morning જઈને સાંજે પાછુ જ આવી જવાય

હમ એવું છે હા તો મસ્તી તો કરી જ લેવાનીને. તો એમ બી પછી બધા પોતપોતાના કામે marriage થાય આ તે બધું. કોઈ business સંભાળે કોઈ marriage હોય, કોઈ job માં હોય અત્યારે બધા ભેગા હોય ત્યાં સુધી થઇ જાય. બરાબર છે. બોલ બીજું શું ચાલે છ? નવીનમાં તો કઈ નહિ અત્યારે તો આવ્યા છીએ ફરવા આવ્યા જ છીએ અત્યારે તો. નાં with family ભાઈ તો કયા અહિયાં છે. ભાઈ તો વર્ષોથી UK છે. હા એના marriage થશે may be april માં april ભાઈ આવવાનો છે. હા april માં અહિયાં આવશે. જોઈએ હવે એના કયારે decide થાય છે હમ એના decide થશે તો invite મારા ભાઈને તો ત્યાં જલસા તો. એકલો રહે છે અત્યારે શું. થઇ જશે એટલે હું તમને બોલાવીશને marriage માં UK નહિ marriage તો અહિયાં જ લે છે ને હા અહિયાં જ હા time હશે નહિ time કાઢવાનો આટલા બધા time પછી મળીએ બધા તો. હમ બોલો બીજું શું અમદાવાદમાં જોવાલાયક સ્થળ છે?

flower show માં હા જોયું છે ખરું. આ બધા peacock ને એવું અલગ અલગ flower થી જ શણગારેલું હોય છે ને?

આણદમાં તો બસ ગરમી ઠંડી ભેગી છે હજી ક્યાં એટલી બધી ઠંડી ચાલુ જ નથી થઇ. નાં હું એક week થી અહિયાં છુ એટલે જાણકારી નથી ત્યાં. પણ ત્યાં સુધી તો ન હતી અને એમ બી અત્યારે જો atmosphere તો ઠંડી ગરમી ભેગું છે.

શિયાળો છે ને શિયાળામાં એવું જ થાય નહિ! બાકી તો બાકી તો ઊંઘ્યાં જ કરો. એક તો job હોય ને એટલે આપણે time એ નીકળવું પડે.

બરાબર કોઈ વાંધો નહિ next time એટલે કઈ બાજુ તારે આણંદ બાજુ? કઈ વાંધો નહિ જો સારી salary ની હોય તો હું તમને perfect જણાવીશ call કરીને. તો આવી જજે આપણે જોડે રહીશું. તો બોલ તારા ભાઈ અને બેન ને બધા શું કરે છે?

અઢારસોનેઆગણસિત્તેર માં પોરબંધનમાં થયો હતો તેમનું મુત્યુ ઓગાણિસોળતાળીસ માં થયુ હતું મહત્તમ ગાંધી ના નામે મશહૂર મોહનદાસ કરામચંદ ગાંધી ભારતીય સ્વત્રંતા અને આંદોલનના અહિંસા ના સિદ્ધાંત પર ચાલીં તેમને ભારત ને આઝાદી અપાવી મહત્વ ની ભૂમિકા નિભાવે છે તેમના આ સિદ્ધાંતો આખી દુનિયા માં લોકો ને નાગરિક અદિકારીઓ અને સ્વાત્રતા આંદોલન માટે પ્રેરિત કરિયા તેમને ભારત ના રાષ્ટ્ર પિતા પણ કહેવાય છે સુભાસચદરબોજ વર્ષ ઓગાણિસોચુમાંલીસ માં રંગોં રેડીઓ પરથી ગાંધી ના નામે ચાલી રહેલા પ્રકરણ માં તેમને રાષ્ટ્ર પિતા કહી સભોદિયા હતા મહાત્મા ગાંધી સમુક્યં માનવ જતી માટે એક મશાલ છે તેમને દરેક પરિસ્તિતિ માં અહિંસા અને સત્ય ના પાલન કરીયુ છે અને લોકો ને પણ આ સિદ્ધાંતો નું પાલન કરવા નું કહિયુ તેમને પોતાનું જીવન સદાય પરંપરાગત ભારતીય પોશાક ધોતી અને સૂતક થી બનેલ શાલ પહેરતા હતા

પરત ફરતા પહેલા ગાંધી જી આ પ્રવેશી વકીલ તરીકે દક્ષિણઆફ્રિકા માં ભારતીય સમુદાય ના લોકો ના નાગરિક અધિકારી માટે સંધર્ષ કરીયુ અને ખેડૂતો મજૂરો અને શ્રમિકો તગડા ભુમિકાર અને ભેદભાવ વિરુધ્ધ સંધર્ષ કરવા માટે એજ્યુકેશન કારિયા વર્ષ ઓગાણિસોએકવીસ માં તેમને ભારતીય રાષ્ટિય કોંગ્રેસ ની બાગડોળ સાંભળી પોતાની કાર્ય થી રાજ નૈતિક સામાજિક આર્થિક પરિશીતિ પ્રભાવિત કારિયા તેમને વર્ષ ઓગણીસો તીસ માં નમક સત્યાગ્રહ અને ઓગણીઓસોબેતાલીસ માં ભારત છોડ આંદોલન થી ઘણી પરિસ્થિતિ પ્રાપ્ત કરી ભારત સવતંત્રતા સંધર્ષ દરમિયાન કેટલાક અવસર પર ગાંધી કેટલાક વર્ષો સુધી જેલ માં પણ રહિયા હતા ગાંધી ને પ્રારંભિક જીવન ગાંધી મોહનદાસ ગાંધી નો જન્મ ગુજરાત નાસમુદ્ર ખાતે આવેલા પરિબળ બે ઓક્ટોબર અધર્ષોનેસિંતેરમાં થયો હતો તેમના પિતા નું નામ કરમચંદ ગાંધી

સબંધ ધરાવતા હતા આથી અતિયંત ધાર્મિક પ્રવુતિ કરી હતી તેનો પ્રભાવ જોવા મોહનદાસ પાર પડીઓ અને આ મ્યુલીયો આ આગળ ચાલીને જીવન માં મહત્વ્ય પૂર્ણ ભૂમિકા ની ભાવે તેઓ નિયમિત રૂપે વ્રત રાખતા હતા પરિવાર માં કોઈ બીમાર પાળિયા સેવા સાંસુકૃતિ માં દિવસ રાત એક કરી દેતા હતા આ પ્રકારે મોહનદાસસ સ્વાભવિક રીતે હિંસા શાકાહાર આબ સુધી માં વર્ત વિવિધ ધર્મો અને પંથો માનવતાઓ વચ્ચે પરસ્પર સહીસુલતા અપનાવી સનઠારશોત્યાસી માં તેમના સાડાતેર વર્ષ ની ઉમર માં તેમના વિવાહ ચૌદ વશીય કસ્તુરબા કરાવી દેવા માં આવિયા બસ અઠારસોઇથીયશી માં હરિલાલગાંધી નો જન્મ થયો અઠારશોબાનુમાં મણિલાલગંધીનો જન્મ થયો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

અમદાવાદ થી પાસ કરી જે બાદ મોહનદાસ ભાવનગર માં શ્યામ ડાંસર્સ કૉલેજ માં એડમિશન લીધું પરંતુ ખરાબ સ્વાર્થ અને ગૃહિયોગ ને કારણે અપ્રસનીય રહિયા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 ઉત્તરાધિકારી દેવાં બની સકતા હતા તેમને પારિવારિક મિત્ર મનજી દવે એ આવી સલાહ આપી કે એક વાર મોહનદાસ લંડન થી બેરિસ્ટ બની જાય દીવાન ની પાડવી આસાનીથી મળી શક્તિ હતી એમના માતા પૂતળી બાઈ એ અને પરિવાર ના અન્ય સાભિયો એ વિરોદ કરીઓ

ત્યાં તેમને શાકાહારી ખોરાક સબંધિક અથઁનાય થાય અને સરુવાત માં કેટલાક દિવસો તે ભુખીયા રેહવું પડીઉં ધીરે ધીરે તેમને ત્યાં ના વેજિટેરિયન રેસ્ટોરન્ટ વિષે માલુમ પડીઉં જે બાદ તેમને વેજિટેરિયન સોસાઈટીના સો સભ્યતા હાંસલ કરી તે આ સોસાઈટીના કેટલાક સાભિયો લોકલ સોસાયટી ના સાભિયો પણ હતા અને તેમની મોહનદાસ ગાંધી નો ગીતવાચવાનો ઉકેલ આપીઓ તેમને જૂન અઠારશોએકાણુમે ભારત પરત ફરિયા ત્યાં જય તેમને પુતળીબાઈ ના દેહાંત વિષે માલુમ પડીઉં બોમ્બે માં વકીલાત ની શરૂઆત કરી પરંતુ વકીલાત માં ખાસ સફળતા મળી નાઈ પોતાનો પહેલો કેશ હરિ જતા મહાત્મા ગાંધી રાજકોટ પાંચ ચૈયા ગયા જ્યાં જરૂરત લોકો માટે કેશ ની અરજીઓ લખવાનું કામ સારું કરી દીધું પરંતુ થોડા સમય બાદ તે કામ પણ છોડી દીધું અઠારશોતાણું એક ભારતીય ફ્રોમ થી બ્રિટિન ના એક વર્ષ ના કરાર પાર વકાલત કાર્ય નો સ્વીકાર કરી લીધો દક્ષિણ આફ્રિકા માં ગાંધી જી આ ચોવીસ વર્ષ ની ઉંમરે ગાંધીજી દક્ષિણ આફીકા પોહંચીયા તેઓ એપિટોરિયાથી કેટલાક ભારતીય વેપારીઓ નયન ના સલાહ કારક

દક્ષિણાફ્રિકા માં તેમને રંગ ભેદ નો સામનો કરવો પડીઓ એક વાર ટ્રેન માં પ્રથમ કોચ ની ટિકિટ હોવા છતાં થર્ડ કલાક માં બેઠા હતા મજબુર કરવા માં આવિયા હતા ટ્રેન માંથી ડાકો મારી ને ફ્રિસ્તકાલસ ના કોચ માંથી નીચે ઉતારી દેવામાં માંથી બાપુએ રંગ ભેદ નો વિરોદ કરવાનું થાળી લીધું ત્યાંથી તેમને દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ નો વિરોધ કારીઓ અમને મહંદઅંશે સફળતા પણ મેળવી ભારતીય સફળતાતાનો સંઘર્ષ વર્ષ ઓગાણિસોચૌદ માં ગાંધી જી દક્ષિણ આફ્રિકા થી ભારત પરત ફરિયા આ સમયસુધી ગાંધી જી રાષ્ટ્રીય નેતા અને સંયોજક રૂપે પ્રતિસિંધ થઇ ચુક્યા હતા તેઓ ઉદરવાહી કોંગ્રેશનેતા ગોપાલકૃષ્ણ ગોખલે ના પર ભારત આવ્યા હતા તેમને સરુવાત ના સમય માં ગાંધી ના વિચાર ઘણા અઢેગોખલેના વિચારો થી પ્રભાવિત હતા

ચંપારણ અને ખેડાસત્યાગ્રહ બિહારના ચંપારણન અને ગુજરાતના ખેડા માં થયેલા આંદોલન નો કે ગાંધી ને પહેલી રાજનૈતિક્તા સફળતા આપી ચંપારણ માં બ્રિટિશ જમીનદાર ખેડૂતો ખઘીય પાર્ક તરીકે ની બદલે નીલ ની ખેતી કરવા માં મજબુર કરતા હતા અને સસ્તા ભાવે પાક વેહવામા આવતો હતો જેના કારણે ખેડૂતો ની સ્થિતિ ખરાબ થાય ગઈ હતી આ કારણ ને તેવો અતિયંત ગરીબી ભી પીડાઈ ગયા હતા એક વિનાશ કરી ત્યાર બાદ અંગ્રેજી સરકારે દબાણકારી લાગણી દીધા તેનો બીજો દિવસ અને રાતે વડતોજ ગયો આ સ્તિથિઓ બહુ નિરાશ જનક હતી ગાંધી જી આ વિરોદ પ્રદર્શન અને હડતાલ નેતુત્વ કરીયુ જે બાદ ગરીબોએ ખેડૂતો ની વાત મણિ લેવાની આવી

અને લોકો માફી માંગવા લાગીયા ખેડા માં ગાંધી ના માર્ગ દર્શન ના સરકાર પટેલ અંગ્રેજો સાથે આ સમશિયા પર વિચાર વિનાશ માટે ખેડૂતોને નેતુવત્વ કરીયુ તે બાદ અંગ્રેજ આ યશસ્વં સંગ્રહ થી મુક્તિ આપી તેમના કેદીઓ ને છોડી દીધા આ પ્રકારે ચંપારણ અને ખેડા ભાગ ની ખ્યતી દેશભર માં ફેલાઈ ગઈ તાઓ સ્વતંત્રતાના એક માત્ર જુના નેતા બની ગયા ખીલમત આંદોલન ગાંધી જી ને કોગ્રેસ્સ ને અંદર અને મુસ્લિમ ની વચ્ચે પોતાની લોગ પ્રિયતા વધારવા નો મોકો ખીલમત આંદોલન દ્ધારા મળિયો હતો ખિલાયાત આ વાઇસવ્ય વ્યાપી આંદોલન હતું જે કારણે મુસલમાનો ને ડર્મ અને ધાર્મિક સ્થળો ની સિરક્ષા લઇ સામાન્ય વિખંડિત કરી દેવામાં આવીયુ હતું જે કારણે મુસલમાનો ને ધર્મ અને ધાર્મિક સ્થળોની સુરક્ષા લઇ ચિંતા બની ગઈ હતી ભારત માં ખીલ માટે નો નેતુત્વ All india મુસ્લિમ કોંગ્રેસ દ્રારા કરવા માં આવી રહીયુ હતું ગાંધીજી ના મુખ્ય પ્રવેશ બનિયા ભારતીય મુશલમાનો

બસ જો કામ તો જો સારું ચાલ્યા કરે છે આવું ને આવું daily રોજ માટે રહે એ તો ઘણું સારું કેવાય

નાં મારે પણ એમજ છે આજે થોડું market વધારે હતું તો આજે થોડું profit થયું છે બાકી કાલે થોડો loss ગયેલો પણ તેના બરાબર પ્રમાણ માં આજે નફો થઇ ગયો છે હમ્મ એને તો business કેવાય પછી હમ્મ કયારેક નફો થાય તો ક્યારેક ખોટ પણ થઇ જાય હા ત્યાંજ છું ત્યાંજ છું એ તો રેવાનું જ છે બધું ધંધો કરવો હોય તો પછી એ બધું adjust કરવું પડે manage કરવું પડે હમ નાંનાં થી શરૂઆત કરીએ ત્યારે જ આપડા જે કામ મોટું ભુને એટલે પહેલા અપણને loss જાય તો એમ નહીં માનો કે ભાઈ એમાં આપણને નફો નથી થાતો એટલે આપડે આ ધંધો છે business છે એને બંદ કરી દઈએ starting માં તો બધાને એવુજ હોય કે starting માં બધાને loss જ જાતો હોય પણ આગળ જતા તો એ company નું તે ધંધાનું નામ બને ત્યાર પછી જ તેઓ ને નફો થાય છે એટલે પેહલા starting માં ખોટ જાય તો આપને એમ નઈ માનવાનું કે આપડે આ જે ધંધો છે તે સારો ચાલતો નથી આપડે બંદ કરી દઈએ પણ એમાં થોડું વધારે મગજ વિચારીને એમાં આ જે business છે ધંધો છે એને આગળ કઈ રીતે લાઈ શકાય ને તે વિચારવાનું છે એટલે આપણને starting માં ઓછો નફો થાય તો એમ નહીં વિચારવું કે આપડે આ ધંધો નથી કરવો બંદ કરી દઈએ પણ તેમાં આપડે આગળ આપડી મેહનત છે શરુ જ રાખવાની છે જેથી આપણને આગળ જઈને તેમાં વધારે income થાય અને આપડી company નું જે છે આપડા business નું છે આગળ જઈને નામ બને એટલે આપડે business માં આપડે સારી રીતે કામ કરવાનું હા અને અપણને જ profile થવાનું છે ને બીજા કોઈ થોડું લઈ જાય આપડો profit એટલે પછી આપડે આપડી જે સારી ને અને તે કરવાનું કામ

હમ્મ આજે ખોટ ગઈ તો કાલે એનાથી ડબલ નફો થશે

હમ્મ એટલે નિરાશ નહીં થઇ જવાનું કે ભાઈ મારે આજે ખોટ ગયી એટલે મારે cake કરવું પડશે પણ બધા દિવસો સરખા નથી હોતા

હમ્મ અને business એમાં નફો ખોટ તો થવાની જ છે ત્યારેજ તો એને business કેવાય છે નકર આપડે જોબ છે જ તે આપડે કે નક્કી પગાર હોય એમાં કામ કરવાનું આ રીતનું છે ભાઈ અને એને કરતા business માં સારું પણ નફો ને ખોટ એ તો જવાની જ છે એટલે આપડે તો નફો ખોટ જાય તો નિરાશ નઈ થઇ જવાનું અને નફો થઇ જાય તો એટલું બધું ખુશ પણ નઈ થઇ જાવ કે પછી આગળ જતા આપણને થોડી મુશ્કેલી આવે એમ હમ્મ હા એટલે business માં એવું નથી હોતું ને આપડે નફો તો નફો અને ખોટ તો ખોટ સ્વતંત્રતા એકી કરણ તથા ગાંધીજી ની ભૂમિકા ઓગણીસો છેતાલીસ માં કોંગ્રેસ પ્રમુખ પદ ની ચૂંટણી માં સરદારે મેયર ની તરફેણ માં પોતાની ઉમેદવારી પછી ફેંકી હતી. આ ચૂંટણી ની મહતતા એ હતી કે એમાં ચૂંટાઈ આવનારા પ્રમુખ સ્વતંત્ર ભારત ના પ્રથમ સરકાર ના નેતા બળવાન હતા. જયારે ગાંધીજી સોળ રાજ્યો ના પ્રતિ નિધિઓ તથા

ગૃહ મંત્રી ની ભૂમિકા માં તેમણે કેન્દ્રીય તંત્ર હેઠળ ભારત નું એકીકરણ કર્યું પણ માત્ર નહેરુ ને કારણે જમ્મુ કશ્મીર પૂર્ણ સમનવય બાકી રહી ગયું. નહેરુ ના કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાય આવ્યા બાદ ભારત સરદારે ભારત ની. સંવિધાન સભા ની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસ ની દિશા આપવા મંડી ચૂંટણી માં કોંગ્રેસે હિન્દૂ મતદાર મંડળ માંથી બહુમતી એ બેઠકો જીતી. પણ મુસ્લિમ અંદર મંડળ માંથી મોહમ્મદ અલી ઝીણા ના નેતૃત્વ હેઠળ મુસ્લિમ બીજ ને બહુમતિ ની બેઠકો મળી મુસ્લિમ લીગે ઓગણીસો ચાલીસ માં પાકિસ્તાન માટેની માંગણીઓ ની ઘોસ્ન કરી હતી તથા તેઓ કોંગ્રેસ ના તીવ્ર ટીકા કાઢતા. હિન્દ પંજાબ અને બંગાળ ને બાદ કરતા કે જ્યાં તેમણે બીજા પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવી બીજા બધા પ્રાંતો માં કોંગ્રેસ ને બહુમતી ની સરકાર બનાવી. કેબીજેટ મિશન તથા વિભાજન. જયારે અંગ્રેજ મિસને જયારે અંગ્રેજ મિસને સાત સોંપણી માટે બે અલગ યોજનાઓ સૂચિ ત્યારે બાદ તે બંને યોજનાઓ કોંગ્રેસ નો વિરોધ થયો. સોળ મેં ઓગણીસો છેતાલીસ ની યોજના ના પ્રસ્તાવ પ્રમાણે છુટા રાજ્યોને સંગ કે જેમાં દરેક પ્રાંત ને વિશ્વત્મક પ્રત્યેસથતા આપવા માં આવે. તથા પ્રાંતો નું સામાન્ય કારણ ધાર્મિક બહુમતી ના આધારે કરવામાં આવે તેવું ચૂંટવામાં આવ્યું હતું સોળ જૂન ઓગણીસો છેતાલીસ ની યોજના ના પ્રસ્તાવ પ્રમાણે ભારત નું વિભાજન ધાર્મિકતા ના આધારે કરવામાં આવે તથા રજવાડાઓ ને પૂર્ણ સ્વતંત્રતા કે પછી કે પછી બે માથે કોઈ એક પણ રાજ્ય સાથે જોડાઈ જવાનો વૈકલ્પ આપવાનું સૂચન કરવામા આવ્યુતું મુસ્લિમ લીગે બને યોગ્ય યોજનાઓનેમાન્યતા આપી હતી જયારે કોંગ્રેસે સોળ જૂન ની યોજનાને સજડ પણે અસ્વીકાર કર્યો હતો સોળ મે ની યોજના ને ટીકા કરતા ગાંધીજે અંગત અગતરૂપે વિભાજનાત્મક ઓળંગી હતી આમ છતાં સરદારને જાણ હતી કે જો કોગ્રેસ યોજનાનો અસ્વીકારકરશે તો માત્ર મુસ્લિમ લીગ ને સરકાર બનાવવા આમંત્રણ આપવામાં આવશે ને જેથી સરદારે કોગ્રેસ કાર્યકારી સમિતિને સોળ મે ની યોજનાને મજૂરી આપવામાં રાજી કરવા માટે મહેનત કરવામાં મંડી તેમને અંગ્રેજ રાજદૂતો તાથા lord એથિક લોરેન્સ સાથે મંજાના કરીને તેમની બાંહેધરી મેળવે હતી કે સામૂહીકરણ ની જોગવાઈ ને લગતા કોઈ પણ નક્કર પગલા ભરવામાં નહિ આવે અને તૅમજ તેજ સમયે તમને નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ તેમજ રાજ ગોપાલાચાર્ય ને સોળ મે ની યોજનાને મંજુરી આપવા માટે તૈયારકરી લીધા તયારે મુસ્લિમ લીગે સોળ મેં ની યોજના માટે પોતાની મજૂરી પાછી ખેચી લેંઘી તૈયારે કોગ્રેસ સરકાર બનવા માટે આમત્રંણ મોકલ્યું નહેરુ ને પમુખતા હેઠળ કે જેમને વાઇસરોય કારોબારી સમિતિ ના ઉપપ્રમુખ તરિકે આવ્યા તા સરદારે તથા માહિતી પ્રસારણ વિભાગોની દોરવનીસંભાળી હતી તેઓ એક ઓરંગજેબ ઓરંગજેબ રોડ દિલ્લી ખાતે આવેલા સરકારી મકાનમાં રહેવા લાગ્યા કે જ્યાં તેઓ ઓગણીસો પચાસ માં તમના પરિહત રહ્યા સરદાર પટેલ એવા કોગ્રેસી નેતાઓ માના એક હતા કે તેમણે ભારત ના ભાગલા ને મોહમ્મદઅલી ઝીણા ના નેતૃત્વ હેઠળ તાલીમી મુસ્લિમ ઉપજાવ વળી ચળવળ ના ઉપાય તરીકે અપનાવી લીધો હતો ઝીણા દ્વારા આયોજાયેલા ડાયરેક્ટ હતો કે જેનાથી દેશ ભર માં સંપ્રદાય ચિંતા વિફરી હતી તેમજ બંધારણ ના આધારે હિંસા બંધ કરવાની તેમની ગૃહ ખાતાની યોજના ને જયારે વાઇસરૉયે તેમના મતાધિકાર વાફી ને અમલ માં ભુક્તા રોકી ત્યારે સરદાર ખુબ રોષે ભરાયા હતા તેમણે મુસ્લિમ લીગ ના મંત્રીઓને સરકારમાં ભાગ આપવા થી કોગ્રેસ ની મંજૂરી વિના સાહનીકરણ ની જોગવાઈ ની પરત માન્યતા આપવાના વાઇસરોય ની આખરી ટીકા કરી હતી